જી એક minimum plan છે madam આપને જે પાંચસો પચ્ચીસ માં આપડે પંચયાસી GB મળતું તું એ plan આપ કરાવી શકો છો. જી અને એનાં પછી, કમ rate માં આપને પાંચસો પચ્ચીસ માં આપને પંચયાસી GB unlimited calling છે. સો SMS per day અને પંચયાસી GB data છે. જે rollover upto આપને બસ્સો પંચાવન GB રહેશે.

જી madam આપને postpaid માં વધારે લાગે છે એટલે postpaid માંથી આપને prepaid માં convert કરો છો, કરવું છે તો પછી આપને નઝદીકી BSNL office માં આપને જઈને ત્યાં જાણકારી આપો અને આપને ત્યાંથી plan change કરી આપવામાં આવશે. postpaid થી prepaid માં convert કરી આપવામાં આવસે તેનાં માટે ખાલી documents માં આપને aadhar card submit કરવાનું રહેશે અને aadhar card, aadhar card ની xerox submit કર્યા પછી આપને નવું SIM આપવામાં આવશે. જેને આપને એકસો સાત, one zero seven sorry પંદર અં પંદર zero સાત પર call કરવાનું રહેશે verification માટે. ત્યાંથી verification થસે અને verification પછી આપને ચોવીસ થી અડતાલીસ કલાક ની working માં આપનું નવું SIM ચાલુ થઈ જશે અને first FRC ની જે recharge છે તે ભી અં, તે પણ આપને ત્યાંથી કરી આપવા માં આવશે.

હાંજી મેડમ, આપને બધી પ્રોસેસ કર્યાં પછી જ આપ પ્રીપેડ માં કન્વર્ટ કરી શકો છો. આપનું જે બિલ છે તે પેમેન્ટ કરવાનું રહેશે. madam આપ નવું SIM ચાલુ purchase કરો છો prepaid માં તો આપને ચોવીસ થી અડતાલીસ કલાક ની working માં ચાલુ થઈ જશે. જી ધન્યવાદ madam BSNL માં આપનો કિમતી સમય આપવા માટે.

એ વખતે ત્રણ સાડા ત્રણ રૂપિયા ધોતિયાના જોટા મળતા દાદા શ્રી કહે હા બસ માસીના first class ધોતિયા એ પતલી કિનાર પર અને સમક્ષ હોય સમર્થકોટ પ્રશ્ન કરતા કિનારી દાદાશ્રી પૈણવા જાય એવી કોર એવા સરસ અત્યારે ધોતિયા ક્યાં છે એવા પ્રશ્નકર્તા આમ સરસ up to date કપડા કપડા પહેરવાનું ગમતું હતું એ વખતે દાદાશ્રી કહે બહુ બહુ up to date up to date ના હોય તો હું નીકળું નહીં. બહાર મારા ખમીસો બનીસો બધાય english કપડાના બધા set first class મૂકો બુટ બુટ high class બધું high class મોજો મોજો બોજો રામ સારી માય મોજો ક્યારેક પહેર્યો પરણીયા ત્યારે કપડાં બપડા કપડા બધું સરસ જોઈએ આમ રોજ રોપ પડતો પડવો જોઈએ કપડામાં છતાં બહુ સારા પહેરતા અત્યારે તો એવા કપડાં નથી મળતા એવા કપડાં કંઈ લાવે બહુ સરસ કપડાં એ foreign ના જોતા-બોટા બધું જ બધું જ ફોરેન નું જુઓ ને master ના જોતા બધા પહેરવાના પછી શું વાત પ્રશ્ન કરતા અને સસ્તી કે ખમીસનું કાપડ master નું આ કે ફાવતું અને ગાયનો મુકજે આવતું હતું તે તે બહુ સુંદર આવતું હતું એવું કપડું જ જોવા નથી મળતું સારામાં સારું cutting અને વાર મળતું દાદાશ્રી દાદાશ્રી કહે આ અને અને દસ આને બે ઘોડા ની ઘોષ ગોસકી

પ્રશ્નકર્તા કહે છે કહીનો નું આવતું કંઈનું silk આવતું હતું દાદાશ્રી કહે ક્યારનોનું એક બહુ સરસ આવતું હતું આ ખમી જ માંથી પહેરેલું તે ડબલ ઘોડાનું બોસકીનું ખમીજ અને પ્રશ્ન કરતા કોટનના આવું આવું જ કાયમ કોટનનું જ પહેરતા હતા. આ આ બોસકીનું પહેરતા હતા પ્રશ્ન કરતાં કહે કહેવું પડે દાદાશ્રી અને પહેરણ જોડાઓ તો તે પહેરણ ના ધોતિયા

કે silk બહુ સરસ silk આવે આવા કપડા બપડા બહારના દેશોના અને india નું કપડું તો કરતા જ નહીં તે વખતે એ તો ગાંધીજીએ કહ્યું કે આપણા અહીંના પહેરો નહીં તો આ લોકો સમજે નહીં અને એ તો કાપડની high class બધું ધોતિયું પહેરી એ તો આમ તેવું સુંદર હોય અને સાડા ત્રણ રૂપિયાનો જોતો. master કે અહીંયા આવીને વેચાય પ્રશ્નકર્તા સાડા ત્રણ રૂપિયા અત્યારે તો એટલામાં ચા કે નથી આવતું જોતું એટલે બે તાકા આશરે અહીં. આઠ અને કેમ મળે એ સરસ હાઈ ક્લાસ એ તો અત્યારે સિત્તેર રુપિયાની ના મળે તે દાડે આર પાકા એક જાતનું પકડું કપડું પહેરવામાં

તોલો ચાંદી હતા અને છ આને રતન તાંબુ હતું રૂપિયાનું રૂપિયા જ નહીં ને પહેલામાં જબરી શેઠાણી સફેદ લોંગ કોટને special દરજી પ્રશ્નકર્તા દાદા તમે long coat પહેરતા હતા ને પહેલા દાદા કહે હા long coat long coat એ તો અત્યારનો coat કહેવાય. પહેરણ કાગળ જેવું આખી કે અડધી બોયનું વસ્ત્ર પ્રશ્ન કરતા રોજ long coat પહેરતા હતા ધોળો સફેદ દાદાશ્રી કહે રોજ સફેદ પહેલા તરત સટોડીયાઓ પહેરતા હતા ને એવું પ્રશ્ન કરતાં તે આમ મોટા ગોળ વતન ગોળ છપ્પન inch નો કોડ દાદા શ્રી કહે તે પહેલા પારસી લોકો પહેરે એમનું તે આપણા બધા એવો પહેરીને ફરતા હતા કે વિશ કર્યા બધા એમ પણ કશું કાઢ્યું નહીં સવાર સવાર સવાર સવાર કાઢ્યો નહીં આ હમ હમ ને હું તે કશું કાઢ્યું નહીં અને એમાંય બળ આપો પાર વગરનો બહાર મોટા શેઠ ગણાય મૂળ સેઠ થવાની ટેવ અને મૂળથી કાકાએ કહ્યું કે આમ જુઓ તો ધોવા જઈએ તો કારણ કે ધંધાદારી કાયમને માટે અને રતન એટલે કે આમ તો શેઠિયા કહેવાય ત્યારે તો દાદો ડગલો પહેરીને પહેરીને સૌને મદ્રાસી ગાડીમાં તો બહુ જગ્યા આપી તે લોકો મોટા શેઠ આવ્યા કહી શેઠ આવ્યા શેઠ પ્રશ્નકર્તા તો તો પહેરે જ ને એ પહેરે. દાદા શ્રી કહે આજથી પંદર વીસ વર્ષ ની વાત આપ જાણો પહેલાની અમારી વાત એક ફેરો મહાવીર સ્વામીનો વરઘોડો જતો હતો ત્યારે તે વરઘોડામાં હું લાંબો coat પહેરીને ગયો હતો તે દાડે તે અંબાલાલ શેઠ અંબાલાલ શેઠ આવ્યા કહે હવે અમે વાણીયા નહીં પણ આમ વેપારી ખરા ને એટલે શેઠ કહે બધા સફેદ લાંબો coat પહેર્યું. અહીં ઢીંચણ સુધીનો સિવડાવ મુંબઈમાં પાછો અહીં princess studies માં સિવડાવતો હતો. પ્રખ્યાત પહેલા દરજી હતો ત્યાં આ એના special tailor હત અને દાદાશ્રી કહે એ high class coat સીવે ત્યાંથી સીવડાવેલા પછી તો અને વડોદરામાં એક ક પ્રેમજી આંબા કરીને બનાવતો તો ઓગણીસો બાવીસ થી ગફુર માવજી પાસે હું જોડા સીવડાવતો તો અહીં આગળ દુકાન છે પહેલી સાગર આગળ દાદા શ્રી કહે આ પહેલા cinema ની જોડે બહુ પ્રખ્યાત અને પ્રેમજી આંબા પાસે હું Long coat સિવડાવતો હતો પાસે લોકો બધાને એની કરાવે હવે ધોતિયું એના બહુ રોગ માસી દ સરખી ના અમી અને માણસાઇના માણસાઇના પાણી આવજે, છોકરાઓએ નહોતા થયા એ સમયની વાત છે, સવંત અઠારસો અગ્નિસ માં ચૈત્ર મહિનો સૌરભ ઉપર ફુલડે વરસતો હતો ભાવના તર સત્તર ના ગોહિલ વળી ને રાચર ના bomb વાળની રસાળી બોમ્બ આકાર સ્થાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રચનાની લીલી ઓઢણીમાં લહેર માણતી હતી તણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી શીંગો ખાતે ખાતે ગાડીયે ગ્યારહ ભારતીયોને સારે ભારતીયોને મઢે કે કર ટેટીયા બાઈ ને ફુવારે ટ્રે કચોળીયા ભાઈ ને ગાળિયો લેવે આંબો મટે આંબો ફળ જણાય રામ નવમી માં રેલી સીમા માંડવી ના બોલાય નથી ખેડુ તર ઔધો ને પાંડવો ધરીને થોડો દિવસ સહાય ને ભાઈ ઉપાસ રહીને હમણાં ઠાકર દ્વાર માં રામ જન્મ ના ઉત્સવ કરે છે આખિર આખી સિંક સુની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોળે એક પુટ્ટી મૂછોવાળો જોડે સવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે બંધ ભાગતો અને રાનમાં ફૂલમાં ગોળી

રાખો જાળતી કોયલો દાડે ડાળે હિચકે છે આવું સૌને મળ્યુ સવાર આવા દહેજ ઊંચા ગાડામાં લડાઈને આવતો મીઠો પવન અને દેવ પંખી ના આ ચલતા થી શોભા માં ટહુકાર પણ ચૈત્ર મહિનાની આ ચાલતા થી શોભામાં ઘોડે સવારનો મન નથી કાંતિયો રાખ્યો ભાઇ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોડા બાંધવાના કાચના બે ગાડા હતા તેના આગળના મજબુત આમ કોક તો આવે ગાડા કડખડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર

પચીસ-તીસ ઉતારું ભેગું કરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવાર ઘોડીને લગામ જરા ઢીલી મૂકી ચાલુ વધારે પલક વારમાં તો આંબે પણ ગયો આજે તેણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોવર્ધન શેઠ અને રહ્યા છે તે તળવાના જામશે છે ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહોહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સોમનાથ જય સ્વામિનારાયણ જોડકા છે શાંતિ છે જય સ્વામિનારાયણ ને જવાબ આપવું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 કહીને રવાભાઈ એ પોતાના પાર્ટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવારથી પાછળ ચાલ્યો નદીનો લાંબો પટ વટાવીને સામે હાથે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે એમ પાળીયા આંબેડ થી બે હથિયાર બંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાવ છો આ સરહદ નો અમારો છે

પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજકોટ ગરાસિયો છું અને સાથે હું માટે તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણીયાઓ બોલ્યા એક કરતાં બે ભલા માટે રવાપર બાપુ ભલેને એ સાથે આવે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 આગળ સાથે થયા હતા ત્યારે ચોગઠ અને દબાણીયા ગામ વચ્ચે કાલિચર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા એ જ સમયે રવાભાઈની ચકોર અને વહેમિલી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 આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આ ડેમ માર્ગે બીજા બે સ્ત્રહ તારીખ પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એ તો પ્રથમ તે જ સાથે ચાલતા બે અત્યાર બંધ માણસો વિશે અને વહેમ હતો અને તેમાં આ બંધ મેળ જોઈને તેને ખાધી છે કે આ ચાલનાર શસ્ત્રો આધારિત નથી પણ વાણીયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે અને ધારીને પોતાની ભેટ પછી ભરવાડ ની ઘોડી છોડી અત્યારે થયું શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આજે માર્ગેથી આવતા બે હથિયારીઓ આગળ બેઠેલા અને બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા તું ક્યાં આવ્યા તે જ રસ્તા વચ્ચે ઊભા રહીને પડકારો કરીને ગાડા ઉભા રકાવાનું કહ્યું અમને આમાં અફીણ હોવાનો શક છે માટે ગાડાઓની ઝડપી લેવા દો ગાડા અટકે એટલે રવાભાઈ તો જતી પોતે ઘોડી ઉપર થી ઉતરી પોતાના બંને ગાડાવાળા સાથે લઈને આગળ આવે અને ઝડપીને ગાડા અટકાવવાનું જાણી ને આવું નરેશ માસથી કહ્યું ગયો. આગળના ગામે દરબારી પટેલ નો રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાણી જડતી ન હોય માટે હશો અને ગાડા ચાલવા દે આટલું કહેતા તમે તમારી જિમ્મેદારી સાથે ચલતે જોયા દરબાર તમારા ગાડાની ગાડાની જડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકી હાલતા થાવ અમે બીજા ગાડાઓને ઝડપી તો લેવી પડશે જવાબ પસંદ છે પામી ગયા સાથે ચાલતા બંને પરંતુ લુંટારામાં ટોળી માના જ હતા એમને ખાતરી થઈ ચૂકી ફોટો આ બધા ગાડા મારા છે ટાટા ના ગાડા કોઈ કોઈ નાખીને. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભુવાબા દેવાજી નું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું. મારા દેશમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં થાય મારા કોઈનો ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સો એ મારે સ્ટાર્ટ કર્યો છે એટલે મારે તો અહીં પતી ગયે છૂટકો છે માટે હજુ હું હાથ જોડીને કહું છું જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોમાં નકોરડો ઉપવાસ છે નાક મારા જીવને કલેશ થશે માટે ખસી જાવ જો ઉતારો એકબીજાને સામું જોયું પોતાની હિન્દી ભાષામાં એવું કંઈક બોલ્યા. કે આટલા બધા માં ફક્ત એક જ છે એટલામાં એક જાણે દરબાર ઉપર ટેરના દુકાનો છૂટો કર્યો પણ સમય સૂચકતા વાપરીએ ગાઢ ચૂકવી રવાભાઈ પોતાના સાથે તરફ જઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સાંભળજો બાકી તો સ્વામિનારાયણ કરશે એટલું બોલીને જવાબ પણ તલવાર કહે છે દૂર ખસી ગયા રાજીના રાજપુતોમાંથી રાજપુતાની રજ ફૂટી ગઈ પણ જગો કોળી હાથમાંથી મોઢું આડું લઈને દુશ્મનના જવાબ અને પીઠ પાછળ આવી ગયો આ બધું એક ફળમાં બની ગયું દુકાનો ખાલી જવાથી ઉતારવા વધારે ખીજાય અને રવાભાઈ હજી તૈયાર હતા દુશ્મનો એક જોરથી રવાપર ઉપર કરવાનો દયા તો હાથમાં જમણા કાઢવા પર બીજો પડ્યો. એક તો પોતાના નકોડો ઉપાડતો ને તેમાં ટેસ્ટ આવી અને ઉપરથી આપણે એટલે રજપૂતની શરીર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

એક થાળી ગયો એમ તખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડીને જીવ લઈને નાઠા સવાભાઈની પેટના કેટલા ગાતો જગા ગોળી આડા ઉપર જીલી લીધા હતા તોય વાંસમાંથી તથા આજે એમ બે ત્રણ ઘાટ અને માથામાં એક સફેદ ઘા વાગ્યો હતો અને છતાં તે રણે ચડેલો રાજપૂત આત્મા ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલીક વાર એ માંડ માણસ સુરવીરતાનો છોકરો શાંત થયો ત્યારે જ મોથામાં જવા લાગ્યા ની ખબર રવાભાઈને પડી રવા ભાઈ સ્વામિનારાયણ ના પોતે જાણ્યું કે હું હમણાં જ મેદાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારે પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં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 ગવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ટૂંકા ન કાઢ્યો પણ એ તો એટલું જ કહ્યું મારા દીકરાને ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું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

તથા સોનેરી છેલુ પેટ મોકલાવ્યો ભારે આ બાજુ આપી કદર કરીને આ પછી કેટલાક વર્ષે બાલ પ્રદેશનો એક ગામમાં ચોરે ડાયરો મળ્યો હતો નવાબમાં જમાદાર નામના ત્યાં મહેમાન તરીકે આવેલ જમાદાર ઓની બેસવા બેસવામાં એટલે કે અફીણની બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદાર એ કસુંબલ લેતા પહેલા આંગળીથી

આસપાસની અદ્વિતીય દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે આતો બધે જ બધે કરી ને આપણે વસ્તુ ઓ ને તેમના ગંધ સ્વાદ તેના થી

રંગો ની ઓળખ કરી શકાય છે આમ બધી બધી જ જ્ઞાતિ જ્ઞાન ની તેથી માનવ આંખ ખુબ જ મહત્વની છે કારણકે તેનાથી તેનાથી જ આપણે આપણી આસપાસ ની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીયે છીએ. માનવ આંખ માનવ આંખ એક camera છે camera જેવી છે તેનું સ્પીકેન ફેરીન તરીકે ઓલખવા માં આવે છે પ્ર પ્રકાશ સંદ્યધાન દર પ્રબંધિત રચે છે તો carbonic તરીકે ઓળખાય છે પાતળા પરદા જેવા પાર પારદર્શક circle માંથી પ્રવાસ થાય છે પ્રવેશ થાય છે. આપણા ડોળા નો આપ આપણા ડોળા નો આગળ નો પારદર્શક ભાગ ઉંચકી આવે છે આપનો ડોળો લગભગ ગોળ આકાર છે તેના વ્યાસ બે point આ same છે આપણા દાખલા થતા પ્રકાર ના પ્રકાશ ના કિરણો કિરણનો નું મોટા ભાગ નું વિકિરણભવન કરનાર પ્રહાર ની સપાટી પર ધરાવે છે lens વિવિધ અંતરે જે અંતરે રહેલી વસ્તુ ઓ નું પ્રતિબંધ ને પ્રબંધિત ને ત્રપટલ પર કેન્દ્રિત કરવામાં આવે છે માત્ર સૂક્ષ્મ ફેરફાર જ ક ~કરે છે છે પારદર્શક પાછળ ભાગે લિનિક નામ થી રચવામાં આવે છે જેથી અગાઉ પ્રકાર ના Lens વડે છતાં પ્રકા ~પ્રકાશ ના વક્રી ~વક્રીભવન ના અભ્યાસ કર્યો તમે lens વડે રચાતા પ્રતિબંધ ના સ્થાન પ્રકાર અને

માનવ આંખ પ્રકાશ નો ઉપયોગ કરે છે અને આપણી આસપાસ ની વસ્તુ ઓ ને જોવા માટે આપણે અ સમર્થ સમર્થ બનાવે છે તેની રચના માં એક lens હોઈ છે અને lens અને આપણા lens માં lens નું શું કર કાર્ય છે ચશ્મા માં વપરાતા lens દ્રષ્ટિ ઓ આંખ આંખની ખામી ઓ ને કેવી રીતે સુધારે છે આ પ્રકાર માં આપડે આ પ્રશ્નો પર વિચાર કરીયે અગાઉ પ્રકરણ માં આપડે પ્રકાશ ને તેના કેટલાક ગુણધર્મો વિષે અભ્યાસ કર્યો હતો આ પ્રકાર ના આપણે આ જ્ઞાન નો ઉપયોગ કેટલીક કુદરતી પ્રકાશ ઘટનાના ઉકરણ કરીયે આ ઉપકરણ આ ઉપરાંત આપડે મેઘદનુષ્ય રચ્યું છે રચાવ્યું છે કિકી આખો કિકી ની પ્રકાશ પ્રવેશ કરતી

અત્યંત નાજુક પડદો છે જે વિપૂલ વિપૂલમાત્ર માં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે રોશનીની રોશની થી આ સુરચના પ્રકાશ સંવેદિત કોષો સક્રિય બને છે અને વિધુત નો સંદેશાઓ ઉત્પન્ન ઉત્પન્ન કરે છે આ વિધુત સંદેશ પ્રકાશ ની ચેતા મારફતે મગજ ને પોચા ~પોંહચાડે છે મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે અને છેવટે આપડે વસ્તુ જેવી જેવી જ છે આંખ આંખનો lens

lens ની વકરતા માં ફેફર થવાની lens ની પન્ન કેન્દ્ર બંધાય છે જયારે સ્નાયુ ઓ સક્રિય થાય છે. ત્યારે lens પાતળો બને છે અને તેની કેન્દ્ર લંબાઈ વધે છે તેનાથી આપડે દૂધ ની વસ્તુઓને સ્પષ્ટ કરી જોઈ શકીયે છીએ જયારે તે જયારે તમે આંખ ની નજીક

તેથી નેત્રીય જોડે જોડો ચાય છે પરિણામે નેત્ર રાચમાંનીય કેન્દ્ર માં ઘટે છે આનાથી આપડે નજીક ની વસ્તુ ઓ સ્પષ્ટ રીતે જોઈ શકીયે છીએ. આપણા lens ની પોતાની કેન્દ્રીય કરવું ~ કરાવતા આ ક્ષમતા ને કહે છે તેમ પણ છતાં આ lens ની કેન્દ્ર લંબાઈ અમુક

પ્રત્યક્ષ છે તમને પણ પ્રતિબંધ જાખું દેખાશે અને આંખ પણ અનુભવશે કોઈ વસ્તુ ને સ્પષ્ટ અને આરામ પૂર્વક જોઈ શકાય છે તેનાથી તેને આંખ ની આંખ થી દૂર રાખવી પડે જે લઘુતમ અંતરે આખ ~આખાને lens વડે તણાવ વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તે અંતર ને દૃટિકોણ લઘુકોન અંતર કહે છે જેને આંખ નું નજીક બિંદુ પણ કહે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી મુખ્ય વ્યક્તિ માટે આ અંશ નું જેટલું છે દૂરના જે અંતર સુધી આંખ ની વસ્તુ ઓ ને સ્પષ્ટ રીતે જોઈ શકીયે છીએ

અંત ની ધરાવે છે સામાન્ય દ્રષ્ટિ કોણ પચીશ પચીશ અંશતઃ થી અન્ય અંશ સુધી નીવસ્તુ ઓ દ્રષ્ટિ કોણ ધરાવતી હોઈ છે કેટલીક વાર મોટી ઉંમરે વ્યકતિની આંખ ની સ્પષ્ટ lens ની દુધીયો અને વાદળિયો જોઈ છે આ પ્રકારની પરિસ્થિતિ મોં ~મોતિયો કહે છે તેનાથી અંત અંશ ને અથવા સંપૂર્ણ દ્રષ્ટિ કોણ ગુમાવે છે મોટી મોટી પ્રકારે કરી શકાય છે કેટલીક વાર આખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવી ગુમાવે ~ગુમાવતી થાય છે આ ઉપરની સ્થિતિ માં કેટલાક વ્યક્તિ ઓ વસ્તુ ઓ ને આમ જ રાખી જોઈ શકતી નથી આપણા ~આપણા વકૃતિઓ ખામી ઓ દ્રષ્ટિ કોણ જાત માં આવે છે દ્રષ્ટિકોણ વકૃતિ ના ખામી ઓ મુખ્ય ત્રણ પ્રકારની છે લઘુ દ્રષ્ટિ અથવા મોં ~મોયુસીય દુરાસીયાન ખામી ઓ જે આ આપણી યોગ્ય body ને lens વાપરવાનું સુધારી શકાય છે આપડે આ ખામીઓ તેની ~તેના નિવારણ વિષે હવે ચર્ચા કરીશું આને સ્નાયુ લઘુ દ્રષ્ટિ ની ખામી કહે છે આ ધરાવતી કોઈ પણ વ્યક્તિ નજીક ની વસ્તુ ઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ ઓ સ્પષ્ટ રીતે દેખાઈ છે આ ખામી વળી વ્યક્તિ ને આંખ નું દૂર નું દૂર નું અત્યંત અંતરે

પ્રતિબંધ રચાતું નથી પરંતુ નેત્ર પટલ ની આગળ રાચતા ~રચાઈ છે આ ખામી ઉદ્ભવવાનું નું કારણ છે આંખનો ડોળો લમ્બો થાય થવો અને ખામી નું નિવારા યોગ્ય power ધરાવતા અગ્ય lens કરવાથી વાપરી ~વાપરી શકાય છે

આને ગુરુદ્રષ્ટિ ની ખામી તરીકે તરીકે પણ ઓળખાય છે ગુરુ દ્રષ્ટિ ની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુ નું સ્પષ્ટ જ જોઈ શકે છે પરંતુ નજીક ની વસ્તુ ઓ અને તેને અષ્ટકોણ દેખાઈ છે આવી વ્યક્તિના આંખ નું નજીક બિંદુ સ્પષ્ટ જ અંશ દ્રષ્ટિ નમસ્કાર, આજે આપણે વાત કરીશું ક્રિકેટ વિશે. ક્રિકેટ એવી મહત્ત્વની ગેમ છે કે જેમાં આપણે રમીને ખૂબ આનંદ માણી શકીએ છીએ. જેથી આપણાં સ્વાસ્થ્ય અને શારીરિક રીતે પણ આપણે ઘણા ફિટ રહીએ છીએ. આમ જોઈએ તો ક્રિકેટ એક નોર્મલ ગેમ ગણવામાં આવે છે, પરંતુ તે બહારના સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી ગેમ ગણવામાં આવે છે.

ક્રિકેટ રમવા માટે ઘણા બધા નિયમો કાયદા કાનૂનો ઘણા એસોસિએશન રાખવામાં આવે છે જેમ ભારતમાં ક્રિકેટ માટે BCCI દ્વારા ઓર્ગેનાઈઝ થાય છે.

ગુજરાતમાં એવા ત્રણ એસોસિએશન આવેલા છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન. આ ત્રણ ક્રિકેટ એસોસિએશન ગુજરાત માટે છે. ગુજરાતના યુવાનો તેમાં ભાગ લઈને તેમાં પોતાનું પ્રદર્શન કરીને આગળ ભારત માટે રમી શકે છે. જેના માટે આપણે પહેલાં નોર્મલ એકેડેમીમાં કોચિંગ જવું પડશે. એ કોચિંગ લઈને તમે ડિસ્ટ્રિક્ટ લેવલ જશો. ડિસ્ટ્રિક્ટ લેવલમાં તમારો કેમ્પ લાગશે. કેમ્પમાં તમારે સિલેક્શન થવું પડે. સિલેક્શન થયા બાદ તમે ડિસ્ટ્રિક્ટની મેચ રમી શકશો. ડિસ્ટ્રિક્ટની મેચ રમ્યા બાદ તમે સ્ટેટ માટે કેમ્પ થાય છે. સ્ટેટના કેમ્પમાં તમારે ફિટનેસ વધારે પ્રાયોરિટીમાં આવે છે. જે ફિટનેસમાં સારો તે સ્ટેટ રમશે. જેથી આપણે ક્રિકેટમાં જવા માટે પહેલાં આપણે ફિટનેસને એમ્પ્રૂવ કરવી પડે છે. જેથી ક્રિકેટ એ એવી ગેમ છે જે મેન્ટલી અને સ્ટ્રોન્ગ મેન્ટલી અને મનથી પણ સ્ટ્રોન્ગ અને બહારથી પણ સ્ટ્રોન્ગ રાખવી જોઈએ. જેથી આપણે ક્રિકેટમાં એક સારા પ્લેયર તરીકે ઓળખાણ પામીએ. જોવા જઈએ તો ભારતમાં દિવસે ને દિવસે ઘણા નવા એવા ક્રિકેટર્સ આવે છે. અને નવા ખેલો આવે છે કે જેમાં તે ખૂબ જ કુશળ હોય છે, પરંતુ આપણે પણ આપણા પર દૃઢ નિશ્ચય રાખવો જોઈએ કે આપણે પણ તેનાથી સારું કામ કરી શકીએ. ક્રિકેટની પ્રોસેસ લાંબી આવે છે. સારા ક્રિકેટર રમવા માટે ડિસ્ટ્રિક્ટ લેવલ પાસ કરવું પડે, ડિસ્ટ્રિક્ટની મેચો રમવી પડે,

જે T-twenty તરીકે ઓળખાય છે. બીજી વિજય હઝારે ટ્રોફી જે તમને પચાસ ઓવર માટે વપરાય છે. અને ત્રીજી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ લીગ ગણવામાં આવે છે જે રણજી ટ્રોફી. જે તમારે ટેસ્ટ પ્રમાણે રમવાની હોય છે, જેમાં પાંચ દિવસ રમવાનું હોય છે. વાત કરીએ ટેસ્ટ રણજી ટ્રોફી. ડોમેસ્ટિક ક્રિકેટમાં જઈએ તો ભારતભરમાં ઘણા એવા ખેલાડીઓ છે જે સારું પ્રદર્શન કરે છે અને પોતાના દેશ માટે સારો ફાળો આપે છે. જેથી જોવા જઈએ તો રણજી ટ્રોફીમાં પાંચ દિવસની કુલ મેચિસ હોય છે, જેમાં બે ઈનિંગ જેમાં બે ટીમ ભાગ લઈ શકે છે, જેમને એક-એક ટીમને બે-બે ઈનિંગ રમવાની હોય છે, જેમ કે જે ટોસ જીતે તેમને બેટિંગ કરવાની હોય છે એના પછી તેમને બોલિંગ કરવાની હોય છે. બોલિંગમાં જો બીજી ટીમવાળા એમના રન ચેઝ કરી દે તો પછી એમનો દાવ શરૂ થઈ જાય છે. એમનો દાવ જ્યાં સુધી ના પૂરો થાય ત્યાં સુધી આમને બોલિંગ કરવાનું હોય છે. જયારે એમનો દાવ પૂરો થાય પછી આમને ચેઝ કરવામાં આવે છે, જેથી રણજી ટ્રોફીનો ખેલ એવો છે કે જેમાં તમે પાંચ દિવસ પૂરતા શરીરને એફર્ટમાં રાખીને મેચિસ રમવાની હોય છે. જે આ મેચિસને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે, જેથી આપણે રણજી ટ્રોફી રમવી હોય એના માટે પહેલાં ફિટનેસ વધારે ઈમ્પ્રૂવ કરવી પડે છે. જેથી આ મેચ, જેથી આ રણજી ટ્રોફી એ પાંચ દિવસની રણજી ટ્રોફી ગણવામાં આવે છે. રણજી ટ્રોફી એ ગુજરાતના મહાન ગુજરાતના મહાન રાજા રણજીત સિંહના નામથી રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. હવે વાત કરીએ વિજય હઝારે ટ્રોફીની, વિજય હઝારે ટ્રોફી એ એવી રમત છે કે જેમાં તમને ડોમેસ્ટિક ક્રીકેટ લીગમાં ઘણો બધો ફાયદો જોવા મળે છે. આ ક્રિકેટ લીગમાં તમને પચાસ ઓવરની મેચિસ રમવામાં આવે છે. જેમાં બે ટીમો ભાગ લઈ શકે છે. બે ટીમોમાં પચાસ-પચાસ ઓવરની મેચ થાય છે. મેચિસ છે એ ઘણા મોટા સ્ટેજમાં ગણવામાં આવે છે. આમાં જે સારું પ્રદર્શ કરે તેમને વધારે મોટી પ્રાયોરિટી માનવામાં આવે છે, જેમને ઈનામો આપે છે સ્ટેટ તરફથી ઈનામો મળે છે મેડલો મળે છે. એ બધી વસ્તુઓ વિજય હઝારે ટ્રોફીમાં મળી રહે છે. વિજય હઝારે ટ્રોફીમાં તમે જોવા જઈએ તો વિજય હઝારેમાં વિજય હઝારે જે નામ જે ટ્રોફીનું પડ્યું એ દક્ષિણમાં આવેલા કેરળ રાજ્યના વિજય હઝારે નામના એક માણ~ખેલાડીના નામ પરથી વિજય હઝારેનું નામ પડ્યું. એના તરફથી આ ટ્રોફી રમવામાં આવે છે જે આ ટ્રોફી પચાસ ઓવરની મેચ હોય છે. જેમાં પર બોલર પાંચ-દસ ઓવર નાખી શકે છે. એનાથી વધારે પચાસ પણ નાખી શકે છે. ગમે એટલી ધારે એટલી ઓવર નાખી શકે છે. અમ વાત કરીએ તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એ એવી ગેમ છે જેમાં તમને લિમિટેડ ઓવર જોવા મળે છે. એમાં તમને વીસ-વીસ ઓવરની મેચિસ જોવા મળે છે. આ મેચિસ એ વ્હાઈટ બોલથી રમવામાં આવે છે. વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જે વ્હાઈટ બોલથી રમવામાં આવે છે, જ્યારે રણજી ટ્રોફી એ રેડ બોલથી અને પિન્ક બોલથી રમવામાં આવે છે. જેના કારણે જેના કારણે તેમનું બેટિંગ ટાઈપ અલગ જોવા મળે છે. વાત કરીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની તો મુસ્તાક અલી ટ્રોફી એક વીસ-વીસ ઓવરની મેચિસ ગણવામાં આવે છે. આ મેચ આ ટુર્નામેન્ટમાં તમને ટાઈમ મર્યાદિત હોય છે. તેમાં તેમને ઈનિંગ્સ પૂરી કરવાની હોય છે. જેથી તમારે ખેલાડીઓને વધારે એક્ટિવ રહેવું પડે છે. જેથી જોવા જઈએ તો જેથી જોવા જઈએ તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં જે સારું પ્રદર્શન કરનારને વધારે પ્રાય અમ પ્રાયોરિટી મળે છે. જેથી તેને સ્ટેટમાં ઘણો બધો ફાયદો મળે છે. તેમાં પણ ઘણા મેડલ્સ, ઈનામો, ટ્રોફીઓ જોવા મળે છે. જોવા જઈએ તો સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એ ભારત માટે ઘણી મહત્ત્વની ટ્રોફી ગણવામાં આવે છે. વાત કરીએ એના પછી, તો એના પછી એક IPL અમ પ્લેટફોર્મ મળે છે. IPL એટલે તેનું ફુલફોર્મ છે ઈન્ડિયન પ્રીમિયર લીગ. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોવા જઈએ તો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાલમાં દસ ટીમો અવેલેબલ છે. આ દસ ટીમો માટે પહેલાં ઑક્શન કરવામાં આવે છે. જે ઑક્શન કરવામાં આવે છે તેમાં તમને વિદેશના ખેલાડીઓ, ઈન્ડિયાના ખેલાડીઓ અને ઈન્ડિયાના ડોમેસ્ટિક ખેલાડીઓનું ઑક્શન કરવામાં આવે છે. આ ઑક્શન કરવામાં આવે છે જેમાં તમને જે પ્લેયર સારું રમતાં હોય એની બોલીઓ લગાવવામાં આવે છે. જે બોલીની બેઝ પ્રાઈસ દસ લાખથી શરૂ થાય છે. જે સારો ખેલાડી હશે, જેનું પ્રદર્શન સારું હશે તેમનો IPL માં કોન્ટ્રાક્ટ સાઈન થાય છે. IPL માં રમવા માટે ઘણા ખેલાડીઓને તેમના મહેનત માટે જ સ્ટેટ રમવું પડે છે. સ્ટેટ રમવું એ અનિવાર્ય જ છે. IPL માં રમવા માટે તમારે સ્ટેટ રમવું જ પડે. સ્ટેટમાં તમારે ત્રણેય ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ત્રણેયમાં સારું પ્રદર્શન હોવું જોઈએ. ત્રણેયમાં સારું પ્રદર્શન હોવાના કારણે જ તેમનું નામ IPL ની ઑક્શન લિસ્ટમાં જાય છે. લિસ્ટમાં તમારું નામ આવ્યા બાદ તેમાં તમારું ઑક્શન થાય છે. ઑક્શન થયા પછી તમારી બોલી લાગે છે. બોલી લાગ્યા પછી તમારે IPL માં કઈ ટીમમાં રમવું છે તેના માટે કોલ આવે છે. હવે એ કર્યા પછી તમારે જે મેઈન કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાનું આવે છે. કોન્ટ્રાક્ટ સાઈન કર્યા પછી તમારે જર્સી બને છે. જર્સીઓ બન્યા પછી તમારે અમ સ્પોન્સરશિપ મળે છે. સ્પોન્સરશિપ મળ્યા પછી પ્રમોટિંગ કરવું પડે છે. એના માટે તમારે ઘણું બધુ

મહત્ત્વનો સ્ટેજ ગણવામાં આવે છે. તેમાં ભારત~ભારત માટે રમવા માટે ઘણા બધા ખેલાડીઓ ઉત્સુક રહે છે. IPL માં રમવા માટે ઘણા ખેલાડીઓ એ સ્ટેટનો તેમનો તેમાં આકર્ષક બોલ~બોલિંગ માટે બેટિંગ માટે જાણીતા હોય છે. IPL માં જે સારું પ્રદર્શન કરે તેમને ઘણા બધા એવોર્ડ~એવોર્ડ્સ, પ્રાઈઝ અને ટ્રોફીઓ મળે છે.